એ કે કે તમે છોકરા છો તો હું તમારી જોડે વાત નહી કરું, હા જે भी દંડ હશે હું દંડ આપવા તૈયાર છુ, જે भीfine બધુ જ તમે જે કહેશો એ fine ભરવા તૈયાર છુ, પણ હું એક female female police જોડે વાત કરીશ male જોડે વાત કરું જ નહી, એણે અડધો અડધો થી અડધો અડધો કલાક થી એક કલાક સુધી એને મારી ગાડી એને જમા કરી લીધી, મારી ચાવી એને લઇ લીધી, પણ એ એની બહેસ માં પુરી રહી કે એક કહે તે mask પહેરીયું કેમ નહી? એ કે હું ખાઉં તો માસ્ક કેવી રીતે પહેરું? હાં તો પેલા police વાળા એમ કે તે mask મતલબ તે mask પહેરીયું નહી તો તું ઘરે જઈને ને ખાઈ શકતી હતી કારણ કે હમણા જ generation આવી છે માસ્ક જરૂરી છે, તો કે ના મેં માર્રું એ વખતે એને વેફર લીધી હતી, કે શાયદ વેફર હતી કે પેલું ચના ચોર આવે છે ને, એની અંદર પ્યાઝ, ટમાટર, ને બધુ નાખેલું હોય એ લીધેલુ હતું. તો કહે કે mask પહેરેલું હતું ખાવું કેવી રીતે બસ એજ બહેસ કરતી હતી એની જોડે, તો એ બહેસમાં મતલબ મને મતલબ મારી જોડે એણે કઈ વાત જ નહી કરી કે ગાડી હું ચલાવતો હતો. તો એની બહેસ ના કારણે last માં police વાળાએ હાથ જોડી ને એમ જ કીધું કે જાઓ કારણ કે એ time એ લોકો જોડે female female police કોઈ available જ નહતું. બધા male જ હતા, અને મારી friend છે કહે કે ના હું વાત કરું તો કે female જોડેજ કરું, તમારી જોડે નહિ કરું.

તમારી જોડે બી થયું હસે એવું કઈ. આમ school માં sir teacher સાથે ઝગડો

teacher જોડે કારણ કે કારણ કે sir હોય જ I think મારી thinking એવું કેહે છે કે ladies હોઈ ને એ બઉજ લપ કરે આ એમ છે એમ છે એ એ લપ અને જે male sir હોય teacher હોય police વાળો હોય કે કોઈ બી હોય. એમ જલ્દી થી sort out કરીદે પણ જે female હોય ને બહુ એમ ઝીક્ઝીક બઉ એટલે એમના જોડે તો કઈ એમનાથી દુર જ રહેવું I think so તમારા હશે કોઈ friend friend group માં કીધું તો ખરા મેં તમને એમાં best famale છે એ હમણાં hostel માં છે તો એના વગર મારે કોઈ બી festival મતલબ કયા જાઉં હોય ફાવતું નથી, કારણ કે અમે જો જઈ એ તો જોડેજ જઈએ છીએ.

આમ બહાર કઈ ગામડું-બામડું હશેને? મતલબ એમ તમારું?

તો તમે તો ચાંદખેડા થી એટલું લાંબુ travel કરો, okay ત્યાં भी એમ BOB પેલું bob માં I think data entry નું છે હા gift city માં છે.

પણ સામેથી મને question હું એટલો nervous એકદમ narvous એકદમ પસીનો-પસીનો છુટી ગયો, એ સામેથી જે madam બેઠા હતા ને એ madam મને પૂછે કે ભાઈ એટલો narvous કેમ? તો મેં કીધું મારું fast time interview છે મેં કોઈ દિવસ આપ્યું નથી, એવી રીતે question મને કરે તો આમ આમ મોઢા ઉપર હોય answer પણ આમ કહીએ ને કે explain ના કરી સકતા હોય. બસ એવીજ situation હતી, તમારે તો first time હશે interview

કારણ કે મારી જોડે થયા છે, મારે એક સાથે ચાર interview થાય છે ચારે ચાર interview માં હું pass થયો છુ પણ મારો કઈ medical issue ના કારણે મારે job છોડવી પડી હતી. ચાર interview એક સાથે લેવાય એટલે, મારે મારે મેં મેં ચાર interview એક interview અડધો કલાક અડધો કલાકનું હતું એટલે કે બે બે કલાક બે કલાક મારી life ના એટલા કઠીન હતા ને. એ દિવસ કયારે કપાય બે કલાક કયારે કપાય બે કલાક? અને બીજું આ કે તમે બીજું કોઈ realtive show નથી જોતાને roadies હોય splitsvilla હોય try કરજો આજે. આજે colours પર big boss try કરજો, કારણ કે તમને દસ વાગે આવે છે, પણ તમને હમણાં જોઈને ફાયદો નથી કારણ કે તમે અડધામાંથી જોશો તો કઈ ખબર બી નહી પડે starting થી જોયું હોય ઓ ખબર પડે તો ને ભાઈ શું છે, શું નહી, એવી રીતે અને bigg boss માં भी એવું જ છે કે એ भी આપણને એક એવું show છે જે આપણને શીખવાડી જાય છે કે આપણે વસ્તુ થોડી હોય ને આપણે એમાં ચલાવું કઈ રીતે adjusment કઈ રીતે કરવું એ આપણને શીખવાડે છે. all time એવું નથી કે મેં ઘણા બધાને મેં એવું કહેતા સાંભળ્યું છે કે bigg boss દેખે એમાં તો રોગા ઝગડા જ કર કર કરે એક બીજા જોડે ઝગડવાનું પણ ના ઝગડવાનું એં માટે કે ભાઈ એમાં આપણ ને રાશન હોય, કે કોઈ બી ખાવાની વસ્તુ હોય, કે પેરવાની હોય, એ આપણ ને ઓછા પ્રમાણ માં આપે, એના માટે આપણે લડવું પડે adjusment અમારી collge life તો આમ જે રખડ્યા કરે, એના માટે તો best છે જે serious student થઇ ને ભણે તો એના માટે તો ઘરે રહીને કરવું એ સારું છે. કારણ કે હવે કોઈ દોસ્ત આપણે ને હાથ પકડીને તો નહી લઇ જાય કે તું ચલ તું class bunk કર કોઈ આવી રીતે તો નહી કે પણ એ લોકો જશે તો આપણે automatically એની તરફ આકર્ષાશુ. એટલે કે ઘરે રહીને exam અપાવી એ better છે આપણે side કોઈ બીજી job કરીએ ને આપણું જે study ના જે મતલબ books જે ખર્ચ છે આપણું જે આવવા જવાનું ખર્ચ હોય,

કારણ કે એ books ને એકેય books ના પૈસા હોય, આવવા જવા માટે જે mentally ભાડું હોય જે भी હોય એ તમે પોતે નીકળજો કોઈ ના પર depend ના થતા. કેમ કે મેં એક વર્ષ એક વર્ષ detain થયો છે અને એક વર્ષ મેં totally આખા ત્રણસો ને પાસઠ દિવસ તો ના કહેવાય પણ એમ sunday ને છોડીને મેં બધા દિવસ હું college ગયો છુ.

મને કશું નથી મળતું આમાં, આ કરતા હું ઘરે રહીને હું ઘરે side માં job ભી કરું અને ભણવાનું બી ચાલુ રાખું તો મને બે benefits મળશે. એ તો હું તમને એ જ કહેવા માંગું છુ કે તમે side માં job કરજો માં college નું form ભરી દેજો પણ તમારે ત્યાં MBBS નું છે તો તમારે ત્યાં એમ નહિ જવું પડશે તમારે.

હા આ commers arts હોય તો હું તમને કહી શકું કે ભાઈ તમે external માં ભરી શકો બાકી science માં તો ex માં ભરવાનું option જ નથી.

artist અમ અતીફ હા આપણા અહીંયા નો નથી એ જ થોડું અફસોસ છે એ વાનો ઇન્ડિયાનો નથી પાકિસ્તાનનો છે.

બીજો બીજો king છે હા અહિયાં અમારે ગયા અઠવાડિયે જ અહિયાં CG road પર આવ્યો હતો CG road નહી બોપલ હા CG road થી થોડુક આગળ છે, કે પાછળ છે ખબર નહિ બાકી બોપલ side છે. એનો show હતો live show હતો હું હું ગયો તો અહિયાં થી મારા ઘરથી એટલું દુર હતું છતાં મેં કીધુ ના મારો favourite છે મારું જવું છે અને કાલે i think કાલે હા કાલે Sunday હતોને કાલે भी આપણા અહિયાં એ પેલો શું નામ છે એનુ શું નામ છે? એ દિલ એ મુશ્કિલમાં જેને singing નથી કર્યું. હા અરિજિતસિંગ આવ્યો હતો આપણા અહિયાં હા અમદાવાદમાં કાલે અહીંયા CG road બાજુ હતો એ CG road બાજુ હતો કે જે પેલું GMDC ground છે ને એ ત્યાં હતો તો ત્યાંની તો મને ટીકીટ ના મળી એટલે હું ના જઈ શક્યો. પણ એમાંય હું મને મને એનો અવાજ એટલો સારો નહિ લાગતો. આહ king ના भी સાંભળજો king ના भी સારા એવા છે એ rapper છે rapper મતલબ એમ properly rapper નથી ગાવતો થોડી ગણા lyrics એના rapper જેવા થઇ જાય છે એમ

હા અને heroine માં જેકલીન ફર્નાન્ડિસ, મને શ્રધ્ધા. એક મને અંદરથી question થાય છે કે મારે પૂછવો ના જોઈએ પણ પૂછી લઉં તમને આમ અમ daily show હોય કે કોઈ એમ reality show તમને મોકો મળે તો તમે audition આપો મારે bigg boss માં આપવો છે. હા અને હા કારણ કે મેં પહેલા season થી લઈને સોળમુ season ચાલે છે મેં ત્યાં સુધી મેં બધા જ season એના જોયા છે, બધા episode try તો નથી કર્યું પણ એવું છેને કે ભાઈ આપણા આજુ-બાજુની generation એવી હોય ને કે. આ શું છે આમ કરીને નાચવાનું ને આ કરવાનું તે કરવાનું એ લોકો ના સમજી શકે કેમ કે એ લોકો educate નથી એ લોકો ના સમજી ના શકે

dog મેં તમે પહેલા કીધું ને festival માં ના કીધું કે ઉતરાયણ આવાની છે, તો મેં તમને નહિ કીધું કે પેલા પક્ષી મરે છે, એ બધા તો એમના એમના through તો તમને એટલી તો ખ્યાલ આવી જ ગયો હશે કે i am animal lover કારણ કે એ લોકો બોલી નથી શકતા યાર એ લોકો ની help કરવી જોઈએ. મારે બી મમ્મીની problem છે મમ્મી કે ઘર ગંદુ કરશે.

ચલો school માં કોઈ દિવસ bunk કર્યો છે.

અરે કેવી કેવી भीstrict કેમ નાં હોઈ, bunk કરવો કરવાવાળા હોઈ ને એ કેવી રીતે બી પણ કરી શકે છે, strict ભલે ન ગમે તેવો હોય આમ હાથમાં જંજીર બાંધીને બેસાડતા હોય તો પણ bunk કરવાવાળા કેવી રીતે પણ કરી શકે. હા હું હું નથી માનતો કે તમે back banchars છો frist banchar છો તમે. નાં આ bunk ના કહેવાય. bunk bunk કહેવાય જ નહી ને એ તમે તમારી medical issue કેજો ભલે નાટક કર્યા હોય કે કોઈ भी હોય પણ medical issue હોય bunk કોનેકહેવાય જે તમે ચોરી છુપે આવી જાવ કોઈને ખબર ના પડે.

હું હું હું જે કહું છુ એ તમે સમજી જ નથી શકતા. bunk એટલે bunk કોને કહેવાય તમે એ જ નથી સમજી શકતા તો તમે back bancher છો જ નહી. બરાબરને?

આજે આપણે વાત કરીશું. હવામાન, વાતાવરણ અને આબોહવા વિશે. ચલો આપણે હવામાન અને આબોહવા નો અર્થ સમજીએ. એમાં હવામાન એ વાતાવરણની રોજબરોજની સ્થિતિ છે. અને તે ગરમી તેજ અને હવાની ઊર્જાની સ્થિતિમાં ટૂંકા ગાળાના ફેરફારો સાથે સંબંધિત છે. સૂર્યમાંથી ઉંચી તેજસ્વી ઊર્જાના વિતરણ માં તફાવતને સમાન કરવાનો પ્રયાસ કરતી પ્રક્રિયાઓ માંથી હવામાનનું પરિણામ આવે છે. બીજા શબ્દોમાં કહીએ. તો વાતાવરણની ત્વરિત સ્થિતિને હવામાન કહી શકાય. તે સામાન્ય રીતે દંડ વ્યાજબી ધુમ્મસવાળું વાદળછાયુ વરસાદી, સમની અથવા તોફાની હવામાન તરીકે વ્યક્ત થાય છે. મોટા વિસ્તારો જેવા કે જ્હુમ, રાજ્ય, દેશ, ખંડ સંબંધિત લાંબા સમયે મહિનો, ઋતુ અને વર્ષ દરમિયાન પૃથ્વી અને વાતાવરણ વચ્ચે ગરમી અને ભેજના વિનિમયની પ્રક્રિયા એવી પરિસ્થિતિઓમાં પરિણમે છે. જેને આપણે આબોહવા કહીએ છીએ. તે વાતાવરણ વાતાવરણની પરિસ્થિતિઓ ના એકંદરે છે. જેમાં ગરમી, ભેજ અને હવાની હિલચાલ સામેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો મોટા વિસ્તાર પર હવામાન ની સંપૂર્ણતાને આબોહવા તરીકે ઓળખવામાં આવે છે. તે દરિયાઈ, ખંડીય, શુષ્ક, અર્ધ શુષ્ક, ભેજવાળી અથવા રણ આબોહવા તરીકે વ્યક્ત થાય છે. હવે હવામાન અને આબોહવાના તત્વો કયા કયા છે. એ આપણે જાણીશું. હવામાન એ કોઈ પણ સમયે ચોક્ક્સ સ્થળની તાપમાન, દબાણ, પવન ભેજ, વાદળછાયુ, વરસાદ અને દ્રશ્યતાના સંદર્ભમાં વાતાવરણીય પરિસ્થિતિ ઓના પૂર્ણ સરવાળાને દર્શાવે છે. વાસ્તવમાં હવામાન વાતાવરણીય પરિસ્થિતિઓના ટૂંકા ગાળાના ભિન્નતા દર્શાવે છે. અને તે અત્યંત પરિવર્તનશીલ છે. બીજી તરફ આબોહવાને

પ્રતિનિધિત્વ કરે છે. kritch field મુજબ આબોહવા આંકડાકીય સરેરાશ કરતા વધુ છે. તે વાતાવરણીય પરિસ્થિતિઓ નું એકંદર છે. જેમાં ગરમી, ભેજ અને હવાની હિલચાલનો સમાવેશ થાય છે. અર્થ કે વલણોને સંભાવનાઓ ઉપરાંત કોઈપણ આબોહવાની વર્ણનમાં ચરણ સીમાઓને હંમેશા ધ્યાનમાં લેવી જોઈએ. Popen અને d long ના મતે આબોહવા એ સારાંશ છે. જે લાંબા સમયની હવામાન પરિસ્થિતિઓનું સંયોજન છે. સાચા અર્થમાં દર્શાવવામાં આવ્યું છે. તેમાં વિવિધતા હતી. frequencies frequence હવામાન તત્વોની વિગતો નું સમાવેશ થાય છે. જે વર્ષ દર વર્ષે થાય છે. ખાસ કરીને તાપમાન અને વરસાદમાં આબોહવા એ હવામાનનું એકંદર છે. એ g f talor એ જણાવ્યું છે. કે આબોહવા એ હવામાનનું એકીકરણ છે. અને હવામાન એ આબોહવાની ભિન્નતા છે. હવામાન અને આબોહવા વચ્ચે નો જે તફાવત તેથી મુખ્યત્વે સમયનો એક છે.

હવે આપણે જાણીશું હવામાન અને આબોહવાનું મહત્વ શું છે. તેથી કે હવામાન અને આબોહવા એ આઠ પર્યાવરણના સૌથી મોટા વ્યાપક પરિબળો છે. ઓછી હવામાન શાસ્ત્રનું જ્ઞાન વ્યવહારૂ કૃષિના અનેક પાસાઓ માં ઉપયોગી છે. જેમ કે તે કૃષિ કામગીરીના સમયમાં વ્યવહારો ઉપયોગીતા ધરાવે છે. જેથી અનુકૂળ હવામાન પરિસ્થિતિઓ નો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય. અને પ્રતિકૂળ હવામાન માટે ગોઠવણું કરી શકાય.

પાકના ઉત્પાદનના જોખમોને ઘટાડી શકાય છે. હવામાન સહાય અપેક્ષિત આબોહવા ની પરિસ્થિતિઓ માટે સૌથી વધુ અનુકૂળ પાક અને કલ્ટી વર્ષના લાંબા અંતર અથવા મોસમી આયોજન માટે માર્ગદર્શિકા પણ પ્રદાન કરે છે. કૃષિ હવામાન શાસ્ત્રીય માહિતીનો ઉપયોગ જમીનના ઉપયોગના આયોજનમાં આબોહવા સંકટોનું જોખમ વિશ્લેષણ ઉત્પાદન અને લાગણીની આગાહી અને પાકની અનુકૂળ plus અનુક અનુકૂળ ક્ષમતા અને ઉત્પાદકતા માટે સમાન પાક વાતાવરણને જોડવામાં ઉપયોગી કરી શકાય છે. હવે આપણે જાણીશું. હવામાનના તત્વો હવામાન એ આબોહવાનો એક તબક્કો છે. જે આપેલ સ્થળ પર અને આપેલ ક્ષણિક આબોહવાની સ્થિતિને રજૂ કરે છે. જે આબોહવા સામે લાંબા સમય સુધી વાતાવરણીય સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે. હવામાન અને આબોહવા અથવા ફક્ત હવામાન તત્વોના ઘટકોમાં શું સમાવેશ થાય છે. એ જણાવો તમને એમાં એક તાપમાન સૌકિરણો સર્ગ ભેજ, વાદળ, દબાણ, પવન અને વરસાદ પાકની વૃદ્ધિ અને વિકાસ ને અંતિમ ઉપજ પર હવામાન અને આબોહવાનું પ્રભાવ પાકની મોસમ દરમિયાન અને પાક અને પર્યાવરણ સાથે સંકળાયેલ ક્રિયા પ્રતિક્રિયાઓ ની જટિલતાઓને કારણે જટિલ છે. હવે અનુકૂળ પ્રભાવ સાથે હવામાન ના પરિણામો એ બાબતે આપણે જાણીએ. જેમકે ખેતીનું સફળતા કે નિષ્ફળતા નક્કી કરવા માટે બરાબર હવામાન અને આબોહવા મહત્વના પરિબળો છે. વાણીથી લઈને sorry વાવણીથી લઈને પાક ની કાપણી સુધીની તમામ કૃષિ કામગીરી હવામાનની દયા પર આધારિત છે. આબોહવા ચોક્કસ પ્રદેશ માટે પાકની યોગ્યતા નક્કી કરે છે. જ્યારે હવામાન પ્રદેશમાં પાકની ઉત્પકવતા ઉત્પાદકતામાં કે ભૂમિકા ભજવે છે.

જ્યારે હવામાન અને આબોહવાની અસર જટિલ છે. કારણ કે આબોહવાના તત્વો પ્રકૃતિમાં એક સાથે કાર્ય કરે છે. પર્યાવરણની જટિલતાને કારણે કે જેમાં પાક ઉગાડવામાં આવે છે. મહત્તમ પાક ઉત્પાદકતા માટે આબોહવા નું તત્વ નું શ્રેષ્ઠ મૂલ્ય નક્કી કરવું મુશ્કેલ છે. હવે આબોહવા અને હવામાન માં ભિન્નતા છે. આબોહવા પરિણામો મુખ્યત્વે ભૌગોલિક પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે. જેમ કે અક્ષાંશ, ઊંચાઈ, મોટા જોળાશયો થી અંતર મહાસાગરો પ્રવાહો પવનની તીવ્રતા વગેરે વગેરે ઉપરાંત તમામ આબોહવા પરિણામો પવનને પ્રભાવિત કરે છે. આ ઉત્પાદન માટે ત્રણ ભૌગોલિક પરિબળો ઊંચાઈ, અક્ષાંશ અને રેખાંસ મહત્વપૂર્ણ છે. આ ભૌતિક કી વાયુ cliamatic કાયદામાં અંકિત કરે છે તે જણાવે છે ક પાક ઉત્પાદન પ્રવૃત્તિઓ વાવેતરથી લણનીસુધી

અને બાર મીટર એટલે કે ચાલીસ ફૂટ ઊંચાઈ માટે ચાર દિવસ વિલંબિત થાય છે કારણ કે ઉત્તર તર અને ઉપર તરફ આગળ વધે છે. હવે પવનની તીવ્રતા વેગ અને દિશા ત્રણ ભૌગોલિક પરિબળો સાથે બદલાય છે. જે આબોહવા અને હવામાનના ભિન્નતા તરફ દોરી જાય છે. ભૌગોલિક સપાટીની વિશેષતાઓ જેમ કે વિશાળ જળાશયો અને પર્વતમાળાઓ પવનને લાક્ષણિકતાઓમાં ફેરફાર કરે છે. અને તેથી હવામાન શાસ્ત્રના પરિમાણો સર્વત્ર માર્ગ પવનના માર્ગમાં પર્વતમાળા પવનની બાજુએ ભેજવાળી સ્થિતી અને લીવડ બાજુ પર સૂકી સ્થિતિ બનાવે જ્યારે તે પર્વતો ઉપર ચડે છે. ત્યારે હવા ઝાકળ બિંદુ સુધી અધ્યતન રીતે ઠંડુ થાય છે પર્વતમાળા દ્વારા ઉપર તરફ જતી હવા તેને ભેજ ગુમાવે છે. અને જ્યારે તે ટોચ ઉપર જાય છે. ત્યારે તે શુષ્ક સમૂહ બની જાય છે. અને choreographic કસર કે રાહત અસર કહેવામાં જે પર્વતો વિનાના સામાન્ય વરસાદથી સામાન્ય વરસાદથી અલગ છે choreographic તાપમાન અને પવનના ભિન્નતા દ્વારા હવામાન અને mic Micro climate ને પ્રભાવિત કરે છે પાણી સામાન્ય રીતે આપાતની જમીન કરતા વધુ ગરમ હોય છે જ્યારે પવન પાણીના મોટા ભાગ પર સુકાય છે. ત્યારે તે ભેજને ખેંચે છે. આમ વધુ મધ્યમ લેવડ સ્થિતિ બનાવે છે. પાણીના શરીરની લેવડ બાજુ

નું પાકું માટે અને લીવડ બાજુ પ્રમાણમાં દુષ્કાળ સંવેદનશીલ પાકો માટે યોગ્ય છે. ઉત્તરમાંથી અને દક્ષિણમાંથી ઢોળાવ આબોહવા અને કુદરતી વનસ્પતિની માં ભિન્ન હોઈ શકે છે. આ sights ઉગાડવા માગતા પાકમાં ભિન્ન છે. વિશ્વ આબોહવા સ્થિર નથી. પરંત સૌ પ્રવૃત્તિમાં વ્યવસ્થિત ફેરફારો દરમિયાનની સપાટી વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડ અને ખંડીય પ્રવાહ જેવા પરિબળોને

જ્વાળામુખી વિશ્વના વાતાવરણમાં ભૌગોલિક સપાટીની વિશેષતાઓ જેમ કે વિશાળ જળાશયો અને પર્વતમાળાઓ પવનની લાક્ષણિકતાઓ માં ફેરફાર કરે છે. અને તેથી હવામાન શાસકના પરિણામો વર્તમાન પવનના માર્ગમાં પર્વતમાળા પવનની બાજુએ ભેજવાળી સ્થિતિ અને બાજુ તરફ સૂકી સ્થિતિ બનાવે છે. જ્યારે તે પર્વતો ઉપર ચડે છે. ત્યારે હવા ઝાકળ બિંદુ સુધી અધ્યતન રીતે ઠંડુ થાય છે. પર્વતમાળા ઉપર તરફ જતી હવા તેને ભેજ ગુમાવે છે. અને ત્યારે તે ટોચ પર જાય છે. ત્યારે તે શુષ્ક સમૂહ બની જાય છે. અને chorographic અસર રાહત અસર કહેવામાં આવે છે. જે પર્વતો વિનાના સામાન્ય વરસાદથી અલગ છે. chocography તાપમાન અને પવનમાં ભિન્નતા જાણવા હવામાન અને micro climate ને પ્રભાવિત કરે છે. પાણી સામાન્ય રીતે આસપાસની જમીન કરતા વધુ ગરમ હોય છે. જ્યારે પવન પાણીના મોટાભાગ ઉપર સુકાય છે. ત્યારે તે ભેજને ખેંચે છે. આમ વધુ મધ્યમ લીવડ સ્થિતિ બનાવે છે. પાણીના શરીરના લેવડ બાજુ પવનની બાજુએ તુલનામાં ઓછા તાપમાનની વધઘટ પ્રમાણમાં સ્થિર હવામા ની આધીન છે. લીવડ બાજુ દુષ્કાળ સરસ ના પાકો માટે અને લીવડ બાજુ પ્રમાણમાં દુષ્કાળ સંવેદનશીલ પાકો માટે યોગ્ય છે ઉત્તરમાંથી અને દક્ષિણ ઢોળાવો આબોહવા અને કુદરતી વનસ્પતિઓમાં ભિન્ન હોઈ શકે છે. આ sides ઉગાડવામાં આવતા પાકમાં ભિન્ન છે. વિશ્વ આબોહવા સ્થિતિ સ્થિર નથી. પરંતુ સૌ પ્રવૃત્તિમાં વ્યવસ્થિત ફેરફારો દરમિયાન ની સપાટી દરિયાની સપાટી વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડ અને ખંડીય પ્રવાહ જે આ પરિબળોને કારણે થતા ફેરફારોને આધીન છે. quantinental drift ધીમે ધીમે જમીનના લોકો અને દરિયાની સપાટીની અક્ષાંશ સ્થિતિમાં બદલાય છે જ્વાળામુખી વિસ્ફોટો

Green house વાયુઓનું સંચય global warming માટે જવાબદાર છે. green house અસરને કારણે વૈશ્વિક સરેરાશ તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાનો વલણ આધુનિક પાક ઉત્પાદનમાં તકનીકી પ્રગતિ હોવાની છતાં પાકનું ઉત્પાદન હજુ પણ હવામાનની અસ્પષ્ટતા ની આધીન છેજે ત્રણ મુખ્ય રીતે પ્રગટ થાય છે ભેજનું તાપમાન તળાવ અને કુદરતી આફતો તાપમાન સાથે સંકળાયેલી અન્ય પ્રક્રિયાઓ જેવી કે પર્વતો અને ધ્રુવીય પ્રદેશમા દરફા છાતી વિસ્તારોનો વ્યાપ હવામાં ભેજનું પ્રમાણ સમુદ્રની અને જંગલોની કાર્બન ડાયોક્સાઇડ ને હવામાંથી દૂર કરવાની ક્ષમતા વગેરે નાના તાપમાનના ફેરફારો ને ચક્રિય પ્રક્રિયા દ્વારા મોટા બનાવી દે છે ધરતી પર તાપમાનનો વધારો વૈશ્વિક સ્તરે સરેરાશ તાપમાનનો વધારો કરતા લગભગ બમણો છે. જેથી રણના વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે. તેમ જ ગરમીના મોજાઓની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. દાવાનળ એટલે કે જંગલની આગ ની ઘટનાઓમાં વધારા માટે પણ હવામાનનું તાપમાન વધારે જવાબદાર છે. હવામાન એ વાતાવરણમાં રોજબરોજ અથવા કલાક કલાકનો ફેરફાર છે હવામાનમાં પવન વીજળી તુફાન વાવાઝોડા tornado જેને twister તરીકે ઓળખવામાં પણ આવે છે. વરસાદ કરા બરફ અને ઘણું બધું સામેલ છે સૂર્યની ઉર્જા હવામાનને પણ અસર કરે છે. આબોહવા આપણને જણાવે છે. કે વર્ષના જુદા જુદા સમયે વિસ્તારમાં સામાન્ય રીતે કેવા પ્રકારનું હવામાન થાય છે. હવામાનમાં થતા ફેરફારો આપણા mood અને જીવનને અસર કરી શકે છે. અને જુદા જુદા કપડા પહેરીએ છીએ. અને વિવિધ હવામાન પરિસ્થિતિમા અલગ વસ્તુઓ કરીએ છીએ. આપણે અલગ અલગ season માં અલગ અલગ ખોરાક પસંદ કરીએ છીએ.

તાપમાન અને ભેજ છે. લોકો ભવિષ્ય માટે હવામાનની આગાહી કરવા માટે આમાં ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે આ લોકો વૈજ્ઞાનિકો છે. જેને હવામાન શાસ્ત્રી કેહવામાં આવે છે તેઓ હવામાનના વલણોને અનુસરવા માટે મોટા ગાણિતિક model બનાવવા માટે computer નો ઉપયોગ કરે છે હવામાનના કારણો હવામાન એટલા માટે થાય છે. કારણ કે પૃથ્વીના જુદા જુદા ભાગોને સૂર્યમાંથી વિવિધ પ્રમાણમાં ગરમી મળે છે. આ વિવિધ આબોહવા બનાવે છે. ઉષ્ણકટિબંધને સૌથી વધુ ગરમી મળે છે કારણ કે સૂર્ય તેના પર સીધા જ ચમકે છે જ્યારે ધ્રુવોને સૌથી ઓછી ગરમી મળે છે. કારણ કે સૂર્ય તેના પર નીચા કોણ થી ચમકે છે. ગરમ હવા ઠંડી હવા કરતા હળવા હોય છે અને સર્વોહંમ દ્વારા આકાશમાં ઊંચી ઉડે છે. હવામાં હંમેશા થોડું પાણી ભલે છે. એને ભેજ કહેવામાં આવે છે જ્યારે તે ઠંડુ થાય છે. ત્યારે પાણી અનુકરણ દ્વારા ગેસ માંથી પ્રવાહીમાં બદલાય પછી પાણી આકાશમાંથી વરસાદ અથવા તો બરફ તરીકે પડી શકે છે. આવા ઉછળ્યા પછી તે ઠંડી પડે છે. અને જમીન તરફ પાછી જાય છે કારણ કે હવા પહેલાં તેનું પાણી ગુમાવે છે. અને જ્યારે તે જમીન પર પાછી આવે છે. ત્યારે તે સુકાઈ જાય છે. જ્યારે જુદા જુદા તાપમાનના બે હવાના સમૂહ મળે છે. ત્યારે તેને ગરમ front અથવા તો cold front કહેવામાં આવે છે. જે રીતે હવા પૃથ્વીની આસપાસ ફરે છે. તેને વાતાવરણીય પરિભ્રમણ કહેવામાં આવે છે હવામાન અને આબોહવા નો અર્થ એ થાય છે. કે હવામાન એ વાતાવરણની રોજબરોજની સ્થિતિ છે. અને તે ગરમી ભેજ અને હવાની ની સ્થિતિમાં ટૂંકા ગાળાના ફેરફારો સાથે સંબંધિત છે. સૂર્યમાંથી ચોખ્ખી તેજસ્વી ઊર્જાના વિતરણમાં તફાવત ને સમાન કરવા નો પ્રયાસ કરતી પ્રક્રિયાઓમાંથી પરિણામ આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો

માન તરીકે વ્યક્ત થાય છે. મોટા વિસ્તારો સંબંધિત લાંબા સમયે ઋતુ વર્ષ અને મહિનાઓ દરમિયાન પૃથ્વી અને વાતાવરણ વચ્ચે ગરમી અને ભેજના વિનિમય ની પ્રક્રિયા એવી પરિસ્થિતિઓમાં પરિણમે છે. જેને આપણે આબોહવા કહીએ છીએ.